ચિત્ર ડુંગર માંથી વહેતા ઝરણા નું છે નહીં એક ધોધ દેખાય રહ્યું છે ધોધ ની આજુબાજુ ઘણા મોટા મોટા પથ્થરો દેખાય છે ધોધની ઉપર ઘણું જંગલ દેખાઈ રહ્યું છે અને ઘણા ઝાડ દેખાઈ રહ્યા છે.

આ ચિત્ર હોટેલ નુ છે હોટલ માં ઘણી બધી ટેબલો અને ખુરશીઓ દેખાય રહી છે એક દિવાલ પર સુંદર ચિત્ર દેખાય રહ્યું છે.

ચિત્રમાં ચાર બાકડા દેખાઈ રહ્યા છે એક પતરાનું ઘર દેખાઈ રહ્યુ છે તેમાં ઘણું બધું સામાન મુકેલુ દેખાઈ રહ્યું છે બાકડાની બાજુમાં લોન ઉગેલી દેખાઈ રહી છે.

આ ચિત્ર એક ઘરનું છે ઘરની બાર દોરી પર કપડાં સુખાવા નાખેલ દેખાય છે.

ચિત્ર કોઈ ટીવી નો શો રૂમ હોય તેવું દેખાય છે દિવાલ પર ઘણી બધી ટીવો લગાવેલી છે.

ચિત્ર રસ્તા નું છે મધ્યમાં કાળો સફેદ ડિવાઈડર અને આગળ સ્પીડ બ્રેકર છે.

આગળ પગથિયા છે તેના પર ચડીને એક ઓટલો આવે છે ઓટલામાં દરવાજાની જેમ ખુલ્લા ભાગો છે.

દિવાલ પર ફ્રેમ કરેલું સૂચના કે બોર્ડ લગાવેલ છે મધ્યમાં એક દરવાજો છે.

ફૂડ ટ્રકની પાછળની બાજુએ એક દરવાજો દેખાય છે અને બાજુમાં બારી ખુલેલ દેખાય છે.

તેમની સામે દિવાલ પર કાચ અને કાચની બાજુમાં ટેબલ તેના પર અમુક વસ્તુઓ મુકેલી દેખાય છે.

ત્યાં રીક્ષા પાસે એક ગાય છે એક ગાડી એક લાલ અને સફેદ ફોરવીલ પાર્ક કરેલી દેખાય છે.

આ સ્ટેજ પર એક વાદળી રંગની એસ્કોર્ટ ટ્વેન્ટી મૂકેલી છે.

દિવાલ પાસે નીચે ખાલી બોક્સ તથા સ્પીકરો છે અમુક વ્યક્તિઓ દેખાય છે બહાર અન્ય દુકાનો દેખાય છે.